પ્રાણીપેશીઓ કોષોના કારણે અને તેની રચનાઓ બદલાતી રહે છે તેથી પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે અને મુખ્યત્વે મુખ્યત્વે ચાર પ્રકારના વર્ગીકૃત કરવામાં આવે છે અધિચ્છયપેશી સંયોજકપેશી સ્નાયુપેશી ચેતાપેશી અધિચ્છયપેશી આપણે સામાન્ય રીતે અધિચ્છય અધિચ્છદીય પેશીનો અધિચ્છય કહીયે છીએ આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે એ બે જળ અથવા બાહ્ય વાતાવરણ ના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરમાં ભાગોનું આવરણ અથવા પુસ્ટર પૂરું પડે છે ઓછું આન્તર કોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે

વાહિનીઓ અને નલિકાઓના અસ્ત્ર તરીકે વર્તે છે સંયુક્ત અધિચ્છ અધિચ્છદ બે કે તેથી વધુ શરીરે ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય

અનિયમિત કિનારી ધરાવતા છટકા કોષોના એક માત્ર સ્ત્રાવ થી લાંબી અધિચ્છદ પેશીબનેલી છે

ઘનાકાર એક સ્તરીય ઘનાકાર કોષોનું બનેલ હોય છે અન્ય ગ્રંથિ નલિકાઓ મૂત્રપિંડમાં નલિકા માં નલિકા

મૂત્રપિંડ નલિકાના નલિકા નલિકાકાર ભાગોમાં જોવા મળે છે તેની મુખ્યકાર્ય સ્ત્રાવ અને શોષણ નું છે મૂત્રપિંડમાં મૂત્રપિંડ ની નલિકા અંદરત વર્ગી ગુંચળામાં નલિકાની અધિચ્છદ સપાટી પર સૂક્ષ્મકારો હોય છે અંહસ્ત્રાવ અભિછેદ લાંબા અને પાતળા કોષોનો કોષોના એક સ્તરીય એક સ્તરથી બનેલ હોય છે જેમના કોષ કેન્દ્ર અલગ ભાગે હોય છે જે મુક્ત સપાટી સૂક્ષ્મ સ્તરો ધરાવી શકે છે તે જઠર અને આંતરડાની અંતસ્ત્ર સપાટી પર જવા મળે છે અને તે સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે જે ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમોં ધરાવતી હોય તેને પક્ષમન અભિછેદ કહે છે તેના કર્યો સૂક્ષ્મકણો અથવા સ્લેશમ ને ચોક્કસ દિશામાં ધકેલવું હોય છે તે મુખ્યત્વે શ્વસવાહિકાઓ તથા અંડવાહિની જેવા અંગોની અંતર સપાટી પર જોવા મળે છે કેટલાક સ્તંભાકર અથવા ઘનાકાર કોષો સ્ત્રા વકરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે અને તેઓની અભિછેદ કહે છે તે મુખ્યત્વે બે પ્રકારની હોય છે જેમ કે એક કોશી કહીયે છુટા છવાયા ગ્રંથી કોષોની બનેલ હોય છે અને બહુપેશીઓ કે જે કોષોમાં સમાતી અનુચ્છેદ સ્ત્રાવના એક્કલના કેટલાક સ્તંભાકાર અથવા ધનાકર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે અને ત્યારે એ ગ્રંથની અધીછેદ કહે છે તે મુખ્યત્વે બે પ્રકારની હોય છે બાહ્યસ્ત્રાવી અંતર્સ્ત્રાવી ગ્રંથિઓ બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ સ્લેય ધોળા લાલ પર્ણ અને અન્ય કોશી નીપજોમાં માં નીપજોનું સ્ત્રાવકરે છે આ બધી નીપજો વાહિનીઓ તથા નલિકાઓ નલિકાના માધ્યમ માધ્યમ દ્વારા નિકાલ પામે છે તેનાથી વિપરીત અંતરસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી તેને લીધે અંતઃસ્ત્રાવો જે ગ્રંથીમાંથી સીધા તરલમાં અન્ય અધિચ્છદ એક કરતા વધારે સ્ત્રાવ ની બનેલ હોય છે અને તેની નીપજ ને અંતઃસ્ત્રાવ કહે છે જે ગ્રંથિમાં સીધા તરલમાં સ્તાવીત નિયુક્ત અભિચ્છદ એક કરતા વધારે સ્તર

અંતર સપાટીને આવરિત કરે છે આ અભિચ્છદ ના બધા જ કોષો એકબીજા સાથે ઓછા અંતરકીય આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા રહે છે લગભગ વધુ પ્રાણી

કોષીય જોડાણ જોવા મળે છે જેમ કે દદ્ધ અભિલગ્નઅને અવકાશી જોડાણ દદ્ધ જોડાણ પદાર્થોની પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે અભિલગ્ન જોડાણ પ્રત્યેના કોષો નું તે આત્યન્તિત એક બીજાથિ જોડવાનું કામ કરે છે જોડાણ કોષોના કોષીય દ્રવ્યને એક બીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ અણુઓ અણુઓને ત્વરિત સ્થળાંતર માટે અનુકૂળતા પુરી પડે છે સંયોજક પેશી જટિલ પ્રાણીઓના શરીરના શરીરમાં સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલ હોય છે સંયોજક પેશીઓ શરીરની અન્યપેશીઓ ને અંગોને એકબીજા સાથે જોડવા તથા સબંધના આધારે આપવામાં આવે છે સંયોજક પેશીમાં સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈને વિશેષ પ્રકાર ની પેશીઓમાં પૂર્ણ તથા રૂધિર નો સમાવેશ થાય છે રૂઘીર શિવાય બધીજ સંયોજક પેશીઓના કારણે ખાસ્સું રચનાત્મક પ્રોટીન ના તંતુ તે સ્રવિત કરે છે જેને અથવા કહેછે પરંતુ પેશીઓને મજબૂતાઈ લચીલાપણું પ્રદાન કરે છે આ કોષો રૂપાંતરિક સ્ત્રાવ પણ કરે છે સંયોજક પેશીના ત્રણ પ્રકાર તેમાં વર્ગીકૃત કરવામાં આવે છે સુચિલ સંયોજક પેશી સઘન સંયોજક અને વિશિષ્ઠ સંયોજક સુચિલ સંયોજક પેશીમાં કોષો તેમજ તંતુઓ ઓ તંતુઓ એક બીજા સાથે અર્થ તરલ અર્થ તરલ અર્થ તરલ આધારક પદાર્થમાં સુકિલતાથી ગોઠવાયેલા હોય છે દાખલ તરીકે તંતુ ઘટક પેશી કે જે ત્વચાની નીચે આવેલ છે નીચે આવેલ છે ઘણી વખતે તે અધિચ્છદ પેશી માટે આધારકીય માળખાનું કાર્ય કરે છે તંતુ કોષો તંતુ કોષો ગુડુ કોષો અને માસ માંસકોષો ધરાવે છે પૂર્ણ પેશી બીજી સિખીલ સંયોજક પેશી છે જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય છે આ પેશીમાં કોષો મેઘના સંગ્રહ માટે વિસિસ્ટીકરણ પામેલ હોય છે જે વધારાના પોશક પદાર્થો કે જે પારીત રીતે ઉપયોગમાં લેવાતા નથી તે મેઘમા રૂપાંતરણ